રોડ પાહે જાડ દેખાય છે.

અને રોડ ઉપર ઘ માણસો પણ ચાલીને જાય છે.

એક પાર્લર દેખાય રહ્યુ છે પાર્લર નું નામ ક્રિષ્ના પાન પાર્લર છે.

એક તળાવ દેખાઈ રહ્યુ છે તળાવમાં પાણી દેખાઈ રહ્યુ છે.

એક મોટર દેખાઇ છે મોટર બાજુમાં બે ભઈ ઊભા છે.

બાઈક પડી છે એક મોટર પડી છે ગલ્લામાં જોડે માણસો બેઠા છે નાસ્તો કરવા.

દુધિયા કલર ના મોજા પેર્યા છે છોકરો પથ્થરને ટેકો રાખીને ઉભો છે.

આ એક બગીચો દેખાય છે બગીચાની બાજુમાં બે મકાન દેખાય રહ્યા છે એક મકાન જોડે લાલ કલર ની મોટર ઊભી છે એક મકાનની જોડે--

હીચકા દેખાય રહ્યા છે અને આજુબાજુ નાના નાના ઝાડવાઓ લીલા લીલા દેખાય છે.

બિલ્ડીંગ ની બાજુમાં બીજુ પણ એક ઝાડ બતાય રહ્યુ છે તેના પાંદડા લીલા છે.

અને એક પાણીનું ટબ દેખાય રહ્યો છે ફુવારો દેખાય રહ્યો છે.

બિલ્ડિંગો દેખાય છે પાછળ ઝાડવા દેખાય છે ઝાડના પાન લીલા લીલા દેખાય રહ્યા છે.

કાંઠામાં પગથીયા દેખાય રહ્યા છે તળાવમાં પાણી દેખાય રહ્યું છે સામે આકાશ દેખાય રહ્યું છે આકાશમાં વાદળા--

તેમા નાના નાના ઝાડવા દેખાય રહ્યા છે ઝાડવામાં--

આ નાના નાના બાળકોનું રમકડા નું દેખાઈ રહ્યું છે તેમાં ખાસ આ બધા રમકડા દેખાઈ રહ્યા છે.

આ એક કમ્યુનિટી હોલ દેખાય છે સેક્ટર સાત એક સાતમાં આવેલું છે.

મેદાનની બાજુમાં ઝાડવા દેખાઈ રહ્યા છે ઝાડના પાન લીલા લીલા દેખાઈ રહ્યા છે.

અ બા બા બ બૈરાઓ પૂજા કરતી હોય તેવુ દેખાય રહી છે ખાસ્સી બધી ભીડ દેખાય રહી છે.

ઘણા બધા પૂજા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે નદીમાં ઘણું બધું પાણી દેખાય રહ્યું છે.

સફેદ કલર ની ખુરસીઉ દેખાય રહી છે ટેબલ ઉપર એક ભઈ દેખાય રહ્યો--

એક બાઇક પણ દેખાય રહ્યુ છે અને એક નદીમાં એક હોળકી પણ દેખાય રહી છે આકાસમાં વાદળા દે--

એમાં ડેકોરેટ કરેલું છે ફૂલ પણ છે એક સોફો પયડો છે કેમેરો પયડો છે નીચે કાર્પેટ પાથરેલું છે.

ઘણી બધી અહ્યા દુકાનો છે અને મોટી બધી બિલ્ડીંગ દેખાય રહી છે.

અબ અને રસ્તામાં બે બાય અ એક બે એકટીવા પણ પયડું દેખાય છે.

તેમા પાણીની બોટલો પડી છે અંદર ઘણી જાતના આઈસ્ક્રીમો પણ દેખાઈ રહ્યા છે.

આ લગનની જગ્યા દેખાય રહી છે લગનનો માંડવો દેખાય છે.

અને માંડવામાં ઘણા બધા માણસો દેખાઈ રહ્યા છે લાઈટિંગ પણ દેખાઈ રહી છે.